ફોટા માં હરણો ખાવા માટે ઊભા છે તેને છાંયડામાં રાખવામાં આવ્યા છે પાછળ એક લીલો મકાન જોવા મળે છે.

આ ચિત્રમાં બસ સ્ટેશન નું દ્રશ્ય દેખાઈ રહ્યું છે લોકો પોતાના સામાન સાથે બસ માં ચડી રહ્યા છે બસ લીલા રંગની છે અને તેના પર ગુજરાતી લખાણ છે.

અંદર લીલા રંગના પેનલ પર ઘણા મીટર અને પટોનો ઑ છે.

વચ્ચે એક નાનો ગોળ બોર્ડ છે જેના પર ઈલેવન વોલ્ફ લખેલું છે.

નીચે લાલ રંગની ગાલીચા બિછાવેલી છે મંડપમાં મહેમાનો માટે ખુરશીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ગાયને એક ગણ ખુલ્લા મેદાનમાં ચરી રહી છે આ ગાયો મુખ્ય તવે ગીત ગાયો જેવી દેખાય છે જે ગુજરાતીની પ્રખ્યાત ઓલાદ છે.

આ એક સામાન્ય સાધુનિક બજારનો નજારો લાગે છે વિવિધ પ્રકારની વસ્તુઓ એક સાથે વેચાઈ રહી છે.

રસ્તાની એક બાજુએ એક ઈમારત અને વૃક્ષો છે બીજી બાજુએ પણ લીલાછમ વૃક્ષોની હાર માળા છે.

થોડા લોકો રસ્તા પર ચાલી રહ્યા છે આ એક સામાન્ય દિવસના દ્રશ્યનું ચિત્ર છે.

તેઓ કલર ઝેરોક્ષ અને જમ્બો ઝેરોક્ષ પ્રિન્ટઆઉટ પર પૂરો પૂરા પાડે છે.

ઉપર છત જેવું ભાગ અને નીચે સ્ટોરેજ માટે કેબિનેટ જેવો લાગે છે.

ગાયોના કાનમાં ઓળખ માટે ટેપ લગાવવામાં આવ્યા છે આવું દ્રશ્ય ગાય શાળાનું શાંત અને સુખદ વાતાવરણ દર્શાવે છે.

સવારે ઉગતા સૂર્યના કિરણો દૃશ્ય વધુ મનોહર બનાવે છે નદીની આજુબાજુ હરિયાળી પ્રદેશ દેખાય છે.

દુકાનની દીવાલો પર કેટલીક ફ્રેમ કરેલી તસવીરો કે પોસ્ટરો પણ છે.

આ ફોટા માં એક ગોડાઉન દેખાય છે ગોડાઉન ની અંદર ઘણા બધા અલગ-અલગ કલર ના પથ્થર જોવા મળે છે.